આ ચિત્ર કોઈ પણ ગાર્ડન નું છે એક વ્યક્તિ ઉભો રહેલો જોવા મળે છે.

અને હેલ્મેટ જેવુ પણ દેખાઈ છે પૈડુ ના રેવા દેવાઈ મિત્ર કોક લેઇ જાવ આ સારુ ના લાગે ની આમ નેમ પૈડુ હોઇ ઈ.

આ ચિત્ર એક સિટી નુ છે સિટી નો નાનો એવો રોડ છે પેલો શું કેવાય સર્વિસ રોડ કેવાય એવો સર્વિસ રોડ છે.

એન્ડ ઝાડવા કપાઈ ગ્યા છે થોડીક ઘાંસ ચારો છે ગાયોને ચરવા માટે.

મિલ્કશેક ની શોપ છે ડીપ ફ્રીજ પડેલુ છે બે પાંચ ચેર છે.

કોલ્ડડ્રિંક્સ માટે પણ છે અવેલેબલ પાણી પણ અવેલેબલ છે એન્ડ મૈન વાત એ ભગવાન છે.

આ હોસ્પિટલ તો આપડા પટેલ સાહેબની હોસ્પિટલ છે ડોક્ટર રમણ પટેલ એમ_ડી છે ફિઝિયોથેરાપિસ્ટ છે યશદીપ હોસ્પિટલ નુ નામ છે એમનુ.

એન્ડ એટલું શાંતિનો અનુભવ થાય આ ચિત્રને જોઈને કે જે કલ્પના બાર છે.

આ તો બાર્બર ની દુકાન છે બાર્બર ની દુકાન આહલાદક અનુભવ થાય છે બે ચાર વ્યક્તિઓ છે પાણીનો જગ છે ચાર પાંચ કેરેટ છે ઓલો--

આ ચલચિત્ર અમદાવાદના મેટ્રો સ્ટેશન નુ છે આ મેટ્રો સ્ટેશન ખૂબ વાયરલ છે.

એન્ડ કપડાં પણ સુકાઈ રહ્યા છે બે ત્રણ બિલ્ડિંગો દેખાય છે.

ઘણા બધા લીમડા દેખાય છે ને જોતા તો મને આ તસ્વીર ગાંધીનગરની જ લાગે છે.

આ તસવીરમાં ઘણી બધી છોકરીઓ એન્ડ એક છોકરો--

ઘણી બધી શોપ છે આ મોલ ની અંદર કોમર્શિઅલ છે.

પેલુ શુ કેવાય ઔદ્યોગિક ક્ષેત્ર પણ એક ઔદ્યોગિક ક્ષેત્ર જ લાગે છે ઈંટોની દીવાલ છે સામાન્ય.

સામે એક બેગ પડેલુ પણ મને દેખાય છે ઘડીયાળ છે ઘડીયાળ પ-પણ સરખી કઇ લટકી નથી પડવાની સંભવના હોઇ એવુ લાગે છે.